ટેબલ જેવુ કંઈક દેખાય છે. આ ચિત્રમાં એક કાપેલુ ઝાડવુ દેખાય છે.

આ ચિત્રમાં લોખંડની જાળીઓ દેખાય છે.

આ ચિત્રમાં એક સ્ટીલ ની રેલીંગ દેખાય છે આ ચિત્રમાં એક ભૂરા રંગનો દરવાજો દેખાય છે.

ત્યાં ઉપર ઘણી બધી થોડી લાઈટ ઓ લાગેલી દેખાય છે.

આ ચિત્રમાં ગુલાબી અને લીલા કલર ની ટાઇલ્સ લાગેલી દેખાય છે આ ચિત્રમાં --

આ ચિત્ર ઇન્ડિયન પોસ્ટ નું છે આ ચિત્રમાં ઇન્ડિયન પોસ્ટ ની ઓફિસ દેખાય છે.

આ ચિત્રમાં દેખાયેલી સ્કુલ નું નામ બી ડી વર્લ્ડ સ્કૂલ છે.

આ ચિત્ર કોઈ માછલીની માર્કેટ નું લાગે છે.

જ્યાં ઘણા બધા માણસો મચ્છી ખરીદવા માટે આવેલા દેખાય છે.

આ ચિત્રમાં એક ગાડી પણ દેખાય છે.

આ ચિત્ર કોઈ મોટા ગાર્ડન નું લાગે છે.

આ ચિત્ર કોઈ મેટ્રો સ્ટેશન નુ લાગે છે.

આ ચિત્રમાં ઉપર બ્લુ બોર્ડ મા એક લખેલુ દેખાય છે.

આ ચિત્રમાં કાચના દરવાજાઓ બંધ દેખાય છે.

આ ચિત્રમાં પાછળ ઘણી બધી મોટી બિલ્ડિંગ ઓ અને ઝાડવાઓ દેખાય છે.

આ ચિત્રમાં એક જગ્યાએ કચરો ભેગો કરેલો દેખાઈ છે.

આ ચિત્ર કોઈ લિવિંગ અપાર્ટમેન્ટ નો લાગે છે આ ચિત્રમાં એક ગ્રીન બોર્ડ માં --

આ ચિત્ર શિ-શિવમ કીરાણા સ્ટોર્સ નું છે.

આ ચિત્રમાં ઘણી બધી કિરાણાની વસ્તુઓ રાખેલી દેખાય છે.

આ ચિત્રમાં ઉપર શિવમ કિરાણાના ફોન નંબર છે.

આ ચિત્રમાં નાની અને મોટી બધી જાતની સાઇકલ ઓ દેખાય છે.

આ ચિત્રમાં ખાદીમ્સ કરીને એક દુકાન દેખાય છે.